આ પિક્ચર માં એક લાલ રંગની બાઇક એક કાળી રંગની સ્કૂટી અને સુઝુકી સફેદ કલર ની કાર દેખાતી છે.

વચ્ચે વૃશો અને લીલોતરીની હરોળ છે અને જમણી બાજુએ વાદળી ટારફ છે.

ઉપર બે જાનવરનું પૂતલુ બનાવવામાં આવેલું છે અને અગલ અને બગલ જાલીઓ પણ લાગેલું છે.

આથમાં સામને કઈ કોંક્રિટ મિક્સર ટ્રક્સ પાર્ક કરાઇલા છે અને આગળના ભાગમાં કઈ નીલા કન્ટેનર્સ પણ છે.

મસ્જિદનો ઉપર એક સ્પીકર લાગેલું છે અને એમાં એક ઝંડો પર દેખાવામાં આવે છે.

પિક્ચર માં નીલા રંગનો બોર્ડ જોવામાં આવે છે જેના ઉપર ગુજરાતીયમાં કેલીયા સિંચાઈ યોજના લખેલું છે.

કેક શોપ નું નામ આયનગાર્સ કેક શોપ છે જે પિન્ક કલર થી પીળો બોર્ડ ઉપર લખેલું છે.

આ મંદિરના ટાઇલ્સ વાઈટ છે એના ઉપર એક મેટ પણ રાખવામાં આવેલું છે.

એ ઇમારત ઉપર એક નીલો રંગનું બોર્ડ જોવામાં આવે છે જેના ઉપર બી એસ એન એલ બ્રોડબેન્ડ લખેલું છે.

સાથમાં કોન્ડિમેન્ટ્સ ની બોટલ અને જાર્સ પણ છે જેમ કે સોસ વગેરે--